હા છે છે અને પેલા ગરીબ લોકો પાસે એવા excuses હતા કે અમારી પાસે bank ખાતા નથી. તો government એ શરૂઆત જ ત્યાંથી કરી કે ભાઈ જનધન ખાતા ખોલાવી દીધા અને અને એમા તમે તમારી amount એક સર્ટેંન amount રાખો કે એમાંથી દર મહિને deduct થતાં જાય કે premium છે અને તમારુ cover automatic secure થઈ જાય એમ છે. તમારું જરૂર પડે ત્યારે તમારે ખાલી inform કરવાનું જ રેહશે તમારે ખાતા માથી કાઢવા નથી પડતાં.

હા હા

હા એજ હા હા હા હા

હા અને આમ જુઓ ને તો bank નું ભી direct involvment થઈ ગયું છે ઘણીક ધારોકે nationalised bank છે એ બધાનો પોતાનો ઇન્સ્યોરન્સ છે.

હા એટલે bank થ્રૂ હોય છે ને. એટલે મારુ તો મે તમને કહ્યું ને કે એ રીતે કે પેલા term insurance લેવાનો એમા certain amount છે તમારે એમા premium તરીકે ભરવાની અને બાકીની amount છે એને તમે invest કરો. અને બાકી mediclaim તો રાખવાનો જ છે કેમકે અત્યારે corona આવ્યો એવી રીતે માની લ્યો કે કોઈ પણ આવે તો family નું coverage જોઈએ ને car નું તો કેવું છે કે insurance વગર તો હવે compulsory થઈ ગયું છે હવે insurance વગર તો તમે લઈ ભી ના શકો ખરીદી ના શકો એટલે આ બધી જે compulsory છે એમા તો આપણે કઈ નથી કરી શકવાના બધી ચોઇસની વાત છે.

હા ના ના LICLIC સિવાય ભી ઘણી private company છે ને તમે જોશો તો તમે હા હા

હા એટલે આમાં private companies છે એમાંથી તો તમારા બંને purpose fulfill થાય ધારોકે તમારે coverage જોઈએ છે coverage ભી મળી જાય investment કરવું તો investment ભી મળી જાય. તમારા under પેહલા tax benefit જોઈતા હોય તો એ ભી મળી જાય એ લોકો ના analysit બધા હોય છે તો એ લોકો શું છે અમુક જે ELSS ની જે scheme હોય છે tax benefit વાળા ની અને એ બધા ની તો એ ઘણી વખત આમાં fund હોય એને equity મા ભી hold કરતાં હોય છે એના profit પરથી બીજી company ને ફાયદો મળતો હોય છે. હા હા હા હોય જ છે આપણે જેટલું ભી premium તરીકે fund જમા કરાવીએ એ લોકો ને એજ fund મા કે બીજા કોઈ પણ fund, liquid fund મા કે એમા invest કરતાં હોય છે. એ લોકો profit લેતા હોય છે. કે આપણે તો આપણું જોવાનું એટલે આપણે પેલું term insurance ને mediclaim ને એ તો ભલે પાંચ દસ જણાને પૂછીને લેવું પડે પણ elect કરતી વખતે થોડું મોડું થાય પણ વિચારીને લેવું પડે કે જેથી પાછળ કોઈ family ને કોઈ તકલીફ ના થાય.

એટલે આમાં કેવું થતું હોય છે ખબર છે તમને ખ્યાલ હોય તો તમે જોશો તો અમુક time તમને એવા ભી લોકો મળેલા હશે. જે તમારા friends મા relation મા કે જે લોકો કોઈ company ના agent બનેલા હોય પછી તમને અપ્રોચ કરે. કે ભાઈ આ company સારી છે company સારી છે એમ લેતા લેવાય જાય ને પછી તકલીફ થાય બરાબર ને પછી જ્યારે સબંધ બગળે ત્યારે બધુ બગળે. એટલે જો જરૂર પડે તો મને કહજો કે તો હું તમને પેલી site ની link ને એ બધુ મોકલાવીશ કે જેમાં તમને online બધુ હા અ હા. હા ચોકકસ જો આવી રીતના આવી રીતે table પર વાત થાય સેઠની સાથે paper સાથે તો વધારે સહેલું પડે સમજવામાં આવી રીતે phone ઉપર ને એવી રીતે મજા ના આવે જેટલી રૂબરૂ મજા આવે છે. આવો તમે family ને લઈને ક્યારેક ગોઠવીએ બરાબર

તેને થયું કે આજે તો મેં જંગલના રાજા ને હરાવ્યો છે આ જંગલમાં મારા જેવું બળવાન કોઈ નથી આથી જંગલમાં ફરતું જાતો અને ગાતો જાતો જાતો સૌથી બળવાન હાથી હું આ જંગલનો દાદા હું રાજા હું સિંહના નોકર શિયાળની ઈચ્છા થઈ તે સિંહની યાદ થઈ તે તેને ગમ્યું નહીં આ જોઈને શિયાળે ઈચ્છા થઈ શિયાળ સિંહ ને પાસે ગયો નમન કરી કહ્યું વનરાજ તમે હુકુમ કરો તો હું હાથીનું ગુમાન ઉતારી પાડુ સિંહને પૂછ્યું એ કેવી રીતે એ તમે જોયા કરો સિંહે શિયાળ ને મંજૂરી આપી આ વાત પૂછીને પણ બેઠું સસલું સાંભળી ગયું સસલો હાથી નો મિત્ર શિયાળનું તરકીબ કરે છે કે જે તે જોવા માટે શિયાળ પાછળ પાછળ ગયું. હાથીને ફસાવવાની યોજના કરી હતી કે જંગલમાં આવેલા કેટલાક શિકારીઓને મળ્યું આ યોજના મુજબ સ્વીકાર્યો એ જંગલમાં તળાવ પાસે એક ઊંડો ખાધો ખોદયો. તેના પર ખાસ પણ ઉંદરડા પાથરીને રસ્તા જેવું બનાવી દીધું સસલો હાથીને શોધવા જંગલમાં ગયો સસલાને હાથી નડે તે પહેલા શિયાળ ને હાથી મલી ગયો. એ હાથીને ફોસલાવીને તે રસ્તે લઈ ગયો તે ખાડામાં જઈ પડ્યો શિયાળ શિકારીઓ રાજી થયા તેઓ પાંજરું લેવા શહેર તરફ રવાના થયા. શિયાળ મલકાતું મલકાતું સિંહ પાસે ગયું અને બોલ્યું મહારાજા કામ થઈ ગયું સિંહ રાજી થયો જંગલમાં ધીમે ધીમે આ વાત ફેલાઈ ગઈ બધા પ્રાણીઓ સિંહ પાસે આવવા લાગ્યા. સસલાને પણ આ વાતની જાણ થતા તે પણ આવી પહોંચ્યું, પ્રાણીઓ અંદર અંદર ચર્ચા કરતા હતા સસલાને નમ્ર આવી કહ્યું મહારાજા નાના મોઢે એક વાત કહું. વનરાજ હાથી એ જ લાગનો હતો બીજે કોઈ એનું અભિમાન એને જ નડ્યું શિયાળ રોપ કરતા કહે.

ચાપલું છે વાતો ના ગમી સસલાને થયું કે જો તે ચૂપ રહેશે તો હાથીને સ્વીકાર્યો લઈ જશે સસલું આગળ આવ્યું હાથીને વંદન હાથીને વંદન કરીને બોલ્યું મહારાજા રાજા આમ તો એક વાત કહું સિંહ બોલે તે પહેલા શિયાળ વચ્ચે ટપકી પડ્યું મહારાજા એની વાત ન સાંભળો સિંહને આ ન ગમે તે બોલ સસલા સી વાત છે મહારાજ નાના મોઢે એક વાત કહું મહારાજા આપણા જંગલના રાજા છો આપ સૌના પાલનહાર છો તે રક્ષક છો હાથી પણ આપની પ્રજા હાથી પણ આપણી પ્રજા છે. તે પણ આપણા જંગલનો છે તેથી આપણા ભાઈ છો અને શિકારીઓ પકડી લઈ જાય એ સારું ના કહેવાય ખોટી વાત થાય તો માફ કરજો પણ સિંહ બોલ્યું અટકી ગયો. કહે કદાચ કાલે એવું પણ બની શકે કે શિકારીઓ તમને પણ ફસાવીને લઈ જાય તો સિંહને લાગ્યું કે સસલાની વાત વિચારવા જેવી છે. સસલા એ આગળ કહ્યું મહારાજ આપનું દુશ્મન માણસ છે હાથી નથી તમે રાજા છો મોટા મનના છો હાથીને માફ કરી દો હાથીને હવે એવું અભિમાન રહ્યું નથી હું એને મળી આવ્યો છું આપણે એને બચાવવું જોઈએ હવે એ શક્ય નથી. સિંહ બોલ્યો સસલાએ કહ્યું કે મારા જેમ સિંહે પૂછ્યું એ કેવી રીતે મહારાજ એનો ઉપાય હું બતાવું સસલો બોલ ખાદાની આસપાસ માટી છે આપ જો હુકુમ કરો તો બધા પ્રાણીઓ પગ વડે માટી નાખી ખાડો પૂરી દેશે માટી ખાડામાં જશે તે આથી ઉપર આવી જશે. ઉપાડ ઉત્તમ છે સિંહ બોલ્યો પરંતુ સ્વીકાર્યો આવે તે પહેલા આ કામ કરવું વનરાજે બધા પ્રાણીઓને હુકમ કર્યો બધા ખાડા તોડવામાં ખાડો પુરાઈ ગયો છે.

આવીને નાચવા કૂદવા મંડ્યા હાથીએ સિંહ પર માફી માંગી બધા પ્રાણી સિંહની જ મળવાની અને

જુના જમાનાઓમાં રાજાઓ રાજ હતું કોઈ રાજાના મગજમાં ગમે તે ગમે તે વાત પ્રશ્નો ઉદ્ભવતા થતા આવા સમયે રાજાઓ તેના દરબાર બોલાવી ભરી સભામાં પ્રશ્ન મુકતા અને તેનો નિકાલ જણાવતાં સારું તજજ્ઞને જણાવતા આવા એક રાજ્યમાં રાજા હતા તે રાજા ભોજને નામે રાજ કરતા હતા એક દિવસ તેમના મગજનો સવાલ તેમના દરબારમાં ઉભો થયો હતો એકવાર રાજા ભોજના દરબારમાં પ્રશ્ન થયો કે

રાજ પુરોહિતોને કહ્યું કે મારે કોઈ પણ હિસાબે સાત દિવસમાં આ પ્રશ્નનો જવાબ લાવો નહીં તો અત્યાર સુધીમાં તમને જે ઇનામ ની રકમ આપવામાં આવી છે તે પાછી લઈ લેવામાં આવશે અને તમારે આ શહેર છોડીને જવું પડશે બીજી જગ્યાએ છ દિવસ વળી ગયા હતા રાજપુર ને જવાબ ના મળ્યો. નિરાશ થઈને તે જંગલ તરફ ગયો ત્યાં તેમને રસ્તામાં એક ભરવાડ મળ્યો ભરવાડ એ પૂછ્યું તમે રાજ એ જ છો રાજા ના તો તમે બહુ અતિ પ્રિય છો. તો પછી તમારા ચહેરા પર આટલી ઉદાસી શા માટે ભરવાડ નો પ્રશ્ન સાંભળી રાજપુરો એ કોઈ જવાબ ના આપ્યો તેમના મનમાં જ ઉદ્ભવ્યું કે આ ભરવાડ વળી મને શું માર્ગદર્શન આપશે તેમ વિચારીને રાજ પુરોહિત કઈ ના બોલ્યો આના પર ભરવાડે ફરીથી ઉદાસીનું કારણ પૂછ્યું કે અને કહ્યું પુરોહિત જી અમે પણ સત્સંગી છીએ મારી પાસે કેટલાય એવા પ્રશ્નો નો જવાબ હોઈ શકે છે તો નિસ્વાર્થ ભાવે પૂછો.

કે તમારે મારા શિષ્ય બનવું પડશે સૌપ્રથમ તો રાજ પુરોહિતે અહંકાર જાગ્યો કે મારે બે પૈસાના નાના ભરવાડના શિષ્ય બનવું પડશે પરંતુ સ્વાર્થ ખાતર તેનો શિષ્ય બનવા સહમત થયા ભરવાડે કહ્યું પહેલા ઘેટાનું દૂધ પીવો અને પછી શિષ્ય બનો રાજ પુરોહિતે કહ્યું કે જો હું ઘેટાનું દૂધ પીસ તો મારી બુદ્ધિ મરી જશે હું દૂધ નહીં પીવું તો પછી જાવ હું પારસ નહીં આપું શકું એમ ભરવાડે કહ્યું રાજપુરોહિતે કહ્યું ઠીક છે હું દૂધ પીવા તૈયાર છું. આગળ શું કરવું હવે પહેલાં હું દૂધનું મંથન કરીશ પછી તમારી પીવું પડશે રાજ પુરોહિતે કહ્યું તમે તો મર્યાદા કરો છો શું પૂજારીને બચેલું દૂધ આપવામાં આવશે તો જા ભરવાડે કહ્યું રાજ પુરોહિતે કહ્યું હું બચેલું દૂધ પીવા માટે તૈયાર છું ભરવાડ બોલ્યો એ વાત ગઈ હવે મૃત પ્રાણીઓ નું ખોપડી હાડપિંજર તેની પાસે પડેલું હતું. હું તને દૂધ પીવડાવીશ હું તને જૂઠું બનાવીશ હું કૂતરાને ખવડાવીશ અને હું પછી તને આપીશ અને પારસ મળશે નહીંતર તમારા પોતાના માર્ગે જાવ રાજપુરોહિત ઘણું વિચાર્યું અને કહ્યું બહુ મુશ્કેલ છે પણ હું તૈયાર છું. ભરવાડે કહ્યું સાહેબ તમે જાવ મળી ગયો છે આ લોભન તૃણા નો કુવો છે જેમાં માણસ પડ્યો રહે છે અને માણસ ફરી બહાર આવતો નથી. જાણે પારસને મેળવવા તમે પોતે જ આ લોભના કુવામાં પડ્યા છો ભરવાડના સારસ મજાના ઉકેલ જણાવતા તેના ઉપર થી જ તેમને રાજાનો લોભ થી જવાબ મળી ગયો બાદ રાજ પુરોહિતે પોતાના દરબારમાં જવાબ વિસ્તારપૂર્વક જણાવી તેઓએ રાજા ભોજ ને સંતુષ્ટ કર્યો. સુખ ની કિંમત હું બપોર વચ્ચેના સમયે દરમિયાન ઊઠીને બેડરૂમમાંથી બહાર આવી સોફા પર તુલસી બેઠી બેઠી કંઈક લખી રહી હતી. ખબર ના પડે એવી રીતે હું ચૂપચાપ એકદમ એમની પાછળ ઉભી રહી ને કે તુલસી લેખન વડે કંઈક લખતી હતી. મારું મન વાંચવા વિકુળ બની ગયું શીર્ષક હતું લખ્યું ન હતું ફક્ત વળીને સુંદર અક્ષર લખેલું કે મનમાં આદિ તો ખૂબ જ ઘટાય પરિવાર છે.

ચાલો હું તમને કહું પહેલાના સમયમાં બધા જ પક્ષીઓ સફેદ રંગના હતા આથી સ્વીકારીઓએ તે તરત જ નજરમાં આવી જતા હતા બિચારા નિર્દોષ પક્ષીઓ રોજ શિકાર બની જતા એકવાર બધા પક્ષીઓ ભેગા થયું અને વિચાર્યું કે શિકારીએ એ તો આ શિકારીથી બચી શકાય. પછી નક્કી થયું કે બધા ભગવાન પાસે જાય અને એમને આ સમસ્યા વિશે વાત કરી બધા પક્ષીઓ ભેગા મળીને ભગવાન પાસે ગયા અને ભગવાનને વાત કરી કે હે ભગવાન અમારી રક્ષા કરો અમારો શિકાર શિકારી રોજ કરી જાય છે અમારા રંગ સફેદ હોવાથી

જરૂર તમારા માટે કંઈક વિચારીશ તમે અઠવાડિયા પછી મને મળો બધા પક્ષીઓ એ હવે ખાસ થઈ બધા અઠવાડિયા ક્યારે પૂરું થાય એની રાહ જોવા લાગ્યા અઠવાડિયું પૂરું થયું એટલે બધા પક્ષીઓ ભગવાન પાસે ગયા પોપટ અને ચકલી ભગવાન પાસે ગયા પોપટ ભગવાન પાસે જઈને બોલ્યો ભગવાન તમે મને ઝાડ પાન જેવું રંગ આપો અને મરચું બહુ ભાવે છે તો મારી ચાંચ લાલ બનાવો. ભગવાન બોલ્યો જેવી તારી મરજી ભગવાને પોપટને લાલ ચાન્સ અને લીલો કલર આપ્યો પછી ચકલી આવી અને ભગવાન પાસે જઈને બોલી ભગવાન મારે તો ધરતી પર દાણા ચડવા એટલે મને ધરતી જેવો રંગ આપો ભગવાને તેની ઈચ્છા પણ પૂરી કરી પછી મારો મારુ વારો આવ્યો ભગવાન તો પણ બધા રંગ લઈને બેઠા હતા મોરને તો પણ રંગ ગમી ગયો એટલે એને ભગવાનને કહ્યું મને ભગવાન મને તો બધા જ રંગ ગમે છે.

કાયડી ની પછી ત્રીજા મહિને અથવા તોહ પાંચ માં મહિને ભારે કાઢ ના પાન ચડાવા ખેતર માં શેરડી ની પાથરી ભાડવાની સલાહ આપવામાં આવતી હતી તોહ અત્યારે અમુક વિસ્તારો ખાસ કરીને હોળીના વિસ્તારમાં વધારે થાય છે હોળીનાં ભાલાળા અમુક વિસ્તરામાં જે તો આખરે શેરડી કાપી લીધા પછી જે નીચે પાથરી પડી હોય એ પાથરી બાળી દેતા હોય છે તો ખાસ કરીને મારી તો એટલી સલાહ મન છે કે પાથરી જે આ બડે જે બળ્યા પછી આ જમીન ગરમ થાય આ અમીન રામ થવાના કારણે જે bacteria છે ખાસ કરીને સુષ્મા તત્વ છે અન્ય બીજા છે જે પાકના ઉપયોગી છે એવા તત્વ એમાં બળી જતા હોય છે તો બને ત્યાં હુધી આનું પેલું ના કરવું એવું લાગે તો હાંકી અથવા તોહ પાથરી બધી કાળી એને જમીન ના ખાડ ના એ જાગે બેગહીં કરી એને એનું compose કરી આ ખાસ આપડે દયાન રાખીયે બીજું એ છેકે શેરડી માં આપણે જાણીએ છે કે એમાં ફુંધ ફુંધીયા કેયી છે એનું પ્રમાણ બૌજ જોવા મળે છે આ ખાસ કરી મધ જેવું ચીકણુ પધાર્થ જેના પરિણામે પાન ઉપર થાય છે તે માટે અથવા તો કોઈ પણ અમ દવા આપડે મેળવી અને દસ લિટર પાણીમાં નાખીને ચીડકાવ કરીયે સારું પરિણામ હશે permanent ઉપયોગ કરવો જોઈએ આ લોકો હવે ઘણા વિસ્તારમાં ખાસ કરી નવસારીઃ વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં આ ભમરી નો ઉપયોગ કરીએ જે થી આપણે control કરી શકીયે બીજું બધું શેરડીમાં બાકીના માટે ડીબોડી માંથી બનાવે ટો છતાં દ્રાવણ પાનસો ગ્રામ દસ લિટર પાણી માં નાખીને કરવા માં આવે તોહ પણ સારું કરી શકીયે સાખભાજી પાકવાની વાત કરીયે તો સાખભાજી માંથી તૈયાર થયેલી મુજબ તોજ આપડું ધારું આપણે સારું બનાવી શકીએ શાકભાજી પાકવા માટે ધરુવાણી તેમજ વાવની ની તૈયારી કરવી શાકભાજી ના ખાસ કરીને કોઈ પણ પીઆર વાવીએ ત્યારે આપીને પીઆર વાવીએ જેટી આપડે હું જોઈએ એમાં કોઈ ફુંકારક જીવ આવે છે આવીને સકે ધારો પાછળ થી તે ખાસ એ આપણે ધ્યાન રાખીયે હોય તેનું થોડું આપડે જીવાત નિયંત્રણ દ્વારા જરૂરી હોય છે પાકો જેવા કે શાખાબાજી, કપાસ, ડાંગર, શેરડી વગેરે માટે નોવાલ પ્રવની નો ખાસ કરીએ નોવા પ્રવની ખાતર આવે છે એનો

જો વાવટા કરીયે તોહ સારા પરિણામ મેળવી શકીયે બીજું છે બાગાયતી પાકો બાગાયતી પાકો માં જોયીયે તોહ દાડમ ના ફાટી જવા થી ફડકવા માટે એને આપણે નિયમિત આપવું જરૂરી છે લીંબુ ના

પીળા એવું છેકે જે ચારુ મંદબુજ બંને ને છાણ પણ સારું આવે તોહ હવે આપણે જે વાપરીએ છીએ એમાં જાયકોડેરમાં જે છે એ ખાસ કરીને જાયકોડેર માં એમજ આપણે સમજીએ

બાગાયતી પાકની વાત કરીયે તોહ એમાં ખાસ કરીને કરીને પ્રતિ ઇખ્તર વધારે માં વધારે ઉથપધાન માં આવક મેળવા માટે આ ઘન જે એની selection જે જાત છે એનું વાવતાર કરીયે તો એનું સારું પરિણામ આવે છે સારા અવશાળી પાકો રાખીફ ખેતી પાકોમાં એન્ટર માટે લીંબડા ને લીંબોડીનો બીજ નો ભૂખો પાનસો ગ્રામ પાંચ ટકા અથવા તો લીંબોળી નો તેલ ત્રીસ મીલી અથવા તો લીંડા આધારિત ટાયર વિસ મીલીલીટર થી ચાલીસ મિલી લિટર point દસ લિટર પાણી માં નાખીને કરવામાં આવે તોહ સારું આપડે નિયંત્રણ થાયી સકે

તોહ સારું આપડે નિયંત્રણ કરી શકીયે ને એ ખાસ આપણે ધ્યાન રાખીયે મૈન વસ્તુ છેકે આપણે એટલુંકરવું જોઈએ કે કરીફ માં લેવામાં આવનાર પાકો માં આવે જેમ કરું પાકની પસંદગી બાદ આપડા જમીન વાતાવરણ અનુરૂપ મળતા હોય તોહ વધુ ઉથપધાન આપણી જાત ની પસંદગી કરવી હંમેશા સરકારી company દ્વારા બનેવેલ રાખવામાં ખાતર વાપરવાનુંજ આગ્રહ રાખો રાસાયણિક કાથેર ચકાસણી કરીને ખરીદ વું તેમજ પાક ભલામણ મુજબ ખાતર ની ખરીદી કરવી આને પાકું bill ખેડૂત મિત્રો એ હોય છે આપણે બિલ્લમ કોઈ દી ના કરવો અને જો કાચું bill લેશે તો એની કોઈ guarantee કોઈ નહિ કેવું વસ્તુ હંસ પાકું bill લાયી નેજ પછી આપણે કોઈ પણ કે ખાતેર પેદાવા એનું પાકું બિલ્લાજ લેવું જેટી એમાં કોઈ કદાજ એમાં શંકા નહિ અથવા તો એમાં જો પાર્સલ ભી ફેર ફાર થાય અથવા તો નબળું નીકળે અથવા તો quality નું ફેર પડે પડે તો ઉપર આપડે વ્યવસ્થિતઃ એઉપર આપણે ભલામણ કરીએ અને દાવો કરી શકીએ અને કે આ નબળું છે આપણે proof કરી પણ સકિયે એનું કેવા સામે પ્રતિકાર એવી ધારણા આપડે વાવેતર કરવું જરૂરી છે કરતી વખતે packing સીઝે વજન જાત નુ નામ certified tag ભાવ એજ છે કે નહિ તે ચકાસણી તેઉ પાકું bill પ્રમાણે લેવો ઉપરાંત ભાગ જાત નંબર વજન ભાવ ઉગ્યા જગ્યા એ લખાય છે અથવા ખાસ કરીને વિક્રતાઓ પાસસે થી આગ્રહ રાખો બાકી ગમે ત્યાં હું છે કે duplicate હોય તો ગમે ત્યાં ગમે એ રીતે લાખેકયુ હોય તેના નિયમ પ્રમાણે હપવું જોયીયે ખાસ કરીને જાણતુ નાશક દવાઓ જે છે તે આપણે જે લેતા હોય એમાં પણ ખાસ કરીને ધ્યાન રાખવું તે માં કોઈ expiry date નથી થયી ગયી ને બરોબર છે ને એ જોયી લેવું દરેક season ની ઋતુમાં પેહલા આ અપડા વિસ્તાર જમીન ના વાતાવરણ અનુરૂપ પાક ની આપડે પસંદગી કરવી જોયીયે ઘણી વખત એવું છેકે વાતાવરની આસાર અને વરસાદ કદાચ એક્દમ વેલા વરસાદ થિયું તોહ એનીજ આપડે પાકની પસંદગી આવે વરસાદ કદાચ મોડો થાય જાય તો પણ આપણે પાકની પસંદગી માં ફેર ફાર કરવો પડતો હોય છે તો એ પ્રમાણે ફેર ફાર કરીશુ તો કરી શકીએ એવા કયા કાયા પાકો જોવાર, ટામેટા, રીંગણાં, અને ભીંડા અને પાકો માં ગણિયે ચાર તોહ શેરડી આંબો ને શાકભાજી તમે પાકો માં આવે છે બીજું નિકાલ દ્વારા પધારેતો ના સારા ભાવ મેળવા માટે જો આપડે દયાન માં રાખશુ તો સારા મળે

ખેડૂતો એ પોતાની પેઢાસ કરતા આંતરાષ્ટ્રીય બજાર માં વધુ ભાવ મળે તે ખાસ કરીને જોવાની જરૂર છે આંતરાષ્ટ્રીય બજાર માં કઈ પદ્ધતિ વેતન કરવું તે નક્કી કરવું જોઈએ જેમકે સિદ્ધુ વેચાણ અતીવ વેજામ દ્વારા જેમાં વાહડરે ભાવ મળતા હોય એ પ્રમાણે આપણે વેચાણ કરવું જોઈએ જંતુ નાશક ના ઔષદો સહીત દુકાન મળે તેવા આગાઉ થીજ આપડે આયોજન કરવું જોઈએ ખેત પધારતો નું બગાડ ન થાય તે માટે આપડે યોગ્ય trading કરી હાથે થીજ packing કરતુ જરૂરી છે જમીનની વધારતા માટે એટલું આપડે ખાસ કરીએ જેથી ખાતર અથવા વાર્મ compost અથવા દિવાળી નો ખોલ અથવા તો માર્ગ બતક ને વગેરે ખતરો મુજબ આપડે ભલામણ કરીએ તોહ એનું આપડે ઉપયોગ કરીએ જમીન માં ઉમેરવા જોયીયે જેથી આપણી જમીનની ફળદ્રુપતા વધે જેટલા પાકનું ના કરતા આંતર પાક તરીકે કટોડ વર્ગ ના પાકોનું આયોજન કરવું જોઈએ ઘણા પાકો આવે છે ઘણા અંતર પાકો આવે છે ઘણા કરે છે આ ત્રણે ત્રણ આપડે આ ખાસ જરૂરી છે જરૂરી છે પછી જેવીકે રીઝોબીયમ ક્લચr R phospho bacteria CSD bacteria અને ઉપયોગ ખાસ કરીને આપણે કરવું જોઈએ શક્ય હોય તો ચોમાસામાં શાન અને ઉનાળામાં નો લીલો પદ્વત કરવો જોઈએ આપડે ખબર છે કે પશુઓ ધીમે ધીમે ઓછા થતા જાય છે આપણા ખેતર માં જેનેરિક પધારતો ઓછા થયી ગયો

આ પશુના વર્ગ સુધાર માટે રોક પ્રતિકાર શક્તિ રાઠી આવે બરોબર એ માટે રાશિ આપડે સમય સર મૂકાવી દેવી એ વાંસદા વાસળીયોને વિકાસ માટે તેમને બે મહિના ની ઉમર સુધી દરરોજ દૂધ પીવડાવ્યું જરૂરી હોય છે ગરમી ની ઋતુ માં જાનવરો ને દિવસ ના અથવા તો શેડ માં રાખવા કરતા માં ખાતરી રાખવાની કારણ કે તડકાને કારણે અને પોતાની સ્વાસ્થ ઉપર અસર પડતી હોય છે ને ખાસ એ દયાન રાખવું અને એવું લાગે તો શરીર ઉપર આ પાણી બે થિસ ટ્રેન વખત બાકૂ ઉનાળો હોય ને ગરમી પદથી થાય તો જાનવરની દુદ ની ઉથપધાત વધે ને એનું સ્વાસ્થ્ય સારું રહે તો મિત્રો આ આપડે મેં જોય કે આ રીતે જો આપણું ખાસ કરીને એ જો ખેતી ફેરવા માં આવે તો હું માનું ત્યાં હુધી આપડુ પાક અથવા તો આપડા પશુ પાલ બાગાયતી પાકોને સારા આપડે મેહનત કરી શકીયે અને ઉથપદં પણ આપણે વધારી શકીએ જય ભારત જય જય ગરવી ગુજરાત એમાં ફુંધ ફુંધીયા કેયી છે એનું પ્રમાણ બૌ જોવા મળે છે આ ખાસ કરીને મધ જેવું ચીકણુ પધારત છે જેના પરિણામે પરનો પેર થાય છે તે માટે અથવા તો કોઈ પણ દવા આપડે જેલ ની અને દસ લિટર પાણી માં નાખીને છટકાવ કરીયે જો કે સારું પરીણામ આપણે મેળવી શકીએ શેરડીન સુર્યમુખી, ગુવાર, મગ, કાજુ, ખજૂર, ખારેક અને ખરેલનું વાવેતર સારા પ્રમાણ માં થાય છે. આ બધા જ પાકો કચ્છ ના ક્ષાર વાળી જમીન માં થાય છે અને આ બધા પાકો માં સૂર્યમુખી ખજૂર ખારેક અને ખરેલા એ ખાસ યાદ રાખવાના છે જો ખરેલની વાત કરું તો ગુજરાત માં કચ્છ જિલ્લામાં ખારેલ અને ખારેક ની ખેતી સારા પ્રમાણ થાય છે કચ્છ જિલ્લામાં થી ખારેક નો ઉછેર કરવામાં છે ખારેક ની ખેતી થાય છે અને આ મૂર્ધા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે હવે આગળ વધી યે અને વાત કરીએ સૌરાષ્ટ્ર ની તો સૌરાષ્ટ્ર સૌ પ્રથમ વાત કરીએ સુરેન્દ્ર નગર જીલ્લા ની સુરેન્દ્ર નગર જીલ્લા માં તલ અને સુયમુખી નું વાવેતર સારા પ્રમાણ માં થાય છે હવે તલ ની થોડી વાત કરી લાવ તો ઉત્તર ભારત તે વરસાદ પર આદરિત ખરીક પાક છે તેલીબિયા માં તલ સૌથી વધુ તેલ નું પ્રમાણ ધરાવે છે ગુજરાત સમગ દેશ માં ધના ઉત્પાદક અને વાવેતર વિસ્તરા માં

અને મગફળી ના વાવેતર માટે જાણીતું છે જ્યારે જૂનાગઢ એ મગફળી ઉત્પાદન માટે જાણીતું છે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવની છે મગફળી ના વાવેતર માં રાજકોટ પ્રથમ સ્થાને છે જ્યારે મગફળી ના ઉત્પાદન માં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને છે હવે મગફળી ની વાત કરું તો મગફળી ના પાક ને કાળી કસ્વાળી ભોલાળું અને લાવાની રેતી મિશ્ર રીત પાણી ન ભરાઈ રહે જમીન અને વીસ પચીસ સેલ્સિયસ તાપમાન સાથે પચાસ કે સિતર સેમી વરસાદ અનુકૂળ આવે છે મગફળી એ

ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે જ્યારે ભારત નો ચીન પછી બીજો ક્રમ આવે છે આ ઉપરાંત જુનાગઢ જિલ્લા ના દરીયા કિનારે નારિયેળ અને નાગરવેલ ના પાન નો થાય છે હવે આગળ વધીએ અને વાત કરીએ ગીર સોમનાથ જિલ્લા ની તો ગીર સોમનાથ જિલ્લા માં આવેલા તલખે કેસર કેરી નું ઉત્પાદન સારા પ્રમાણ થાય છે હવે કેરી ને વાત નીકળે છે સાથો સાથ બધી જ કેરી ની વાત કરી લઈએ તો કેરી નું સૌથી વધૂ ઉત્પાદન વલસાડ જિલ્લા માં થાય છે પણ વલસાડ જિલ્લો હાપુસ કેરી માટે વધારે જાણીતું છે જમાદાર કેરી ની વાત કરું તું જમાદર કેરી ભાવનગર ના મહુવા માં સારી થાય છે જો લગડો કેરી જેને બીજા દસેરિ અથવા તોતા નામ થી પણ જાણીતી છે તે સુરત વલસાડ દક્ષિણ ગુજરાત માં સારા પ્રમાણ માં થાય છે હવે આગળ વધીએ અને વાત કરીએ ભાવનગર જિલ્લા ની તો ભાવનગર જિલ્લો દાડમ ડુંગળી જુવાર ના વાવેતર ક જમાદાર કેરી અને નીલગીરી ના વૃક્ષો માટે જાણીતું છે હવે ડુંગળી ની વાત કરું તો ગુજરાત માં ડુંગળી ના વાવેતર અને ઉત્પાદન એમ બન્ને દ્રષ્ટિએ ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને છે ભાવનગર જિલ્લા ના મહુવા ખાતે ડુંગળી ની પાઉડર બનવા અને Dihydration plant આવેલા છે ભારતઆવેલા ડુંગળી ના Dihydration plant માંથી એશી ટકા plant ખાલી ગુજરાત માં આવેલા છે હવે જુવાર ની વાત કરું તો ડાંગર અને ઘઉ પછી જુવાર નું વાવેતર ભારત માં સૌ થી વધુ થાય છે જુવાર એ ખરીદ અને રવિ પાક છે તેને પચીસ તીરસ સેલ્સિયસ તાપમાન પચીસ સેમી જેટલો વરસાદ અને કાળી અને ભોરળૂ જમીન અનુકૂળ આવે છે આ જુવાર લીલા પશુચાર તરીકે બેશક વપરાય છે અને જુવાર નો પાક કપાસ ના પાક નો ફેર બદલી નો પાક તરીકે પણ લેવામાં આવે છે હવે આગળ વધીએ અને વાત કરીએ તળ ગુજરાત ની તો તળ ગુજરાત માં સૌ પ્રથમ વાત કરીએ બનાસકાંઠા જિલ્લા ની તો બનાસકાંઠા જિલ્લો બાજરી જીરું

બાજરી એ શ્રમજીવિયો નું મુખ્ય ધન્ય છે બાજરી ને પચીસ થી તીરસ સેલ્સિયસ તાપમાન સાથે ચાલીસ થી પાંચસ સેમી વરસાદ સાથે સરખી રેતાળ જમણી અનુકૂળ આવે છે હવે આગળ વધીએ અને વાત કરીએ મેહસાણા જિલ્લા ની તો મેહસાણા જિલ્લા માં જીરા ના ઉત્પાદન માટે ઊંજા જાણીતું છે આ ઉપરાંત મહેસાણા માં વરિયાળી

બનાસકાંઠા જિલ્લા માં થાય છે વિશ્વ માં ગુજરાત જીરા નું ઉત્પાદન માં છતીરસ ટકા જેટલું યોગદાન આપે છે અને ભારત નું પિસ્તાળીસ ટકા જેટલું જીરું એકલું ગુજરાત ઉત્પાદન કરે છે ઠંડા પીણાં તેમજ દવા બનવા જીરા નો ઉપયોગ તહી છે હવે વરિયાળી ની વાત કરું તો વરિયાળી ના પાક માં ગુજરાત વિશ્વ માં પ્રથમ ક્રમે છે ગુજરાત વરિયાળી ના ઉત્પાદન માટે જાણીતું છે ગુજરાત વરિયાળી ના ઉત્પાદન માં ભારત માં બાયશી ટકા અને વિશ્વ માં સડસાઠ ટકા જેટલું યોગદાન આપે છે હવે કેસરકુલ ની વાત કરું તો

પોહનો જેટલો ભાગ અમેરિકા અને ઇંગ્લે્ડ ને નિકાસ કરે છે હવે આગળ વધીએ અને વાત કરીએ ગાંધીનગર જિલ્લા ની ગાંધીનગર જિલ્લો એરંડા ના ઉત્પાદન માટે જાણીતો છે જો એરંડા ની વાત કરું તો ભારતમાં કુલ ઉત્પાદન માં એંશી ટકા ઉત્પાદન ખાલી ગુજરાત કરે છે જ્યારે એરંડા ઉત્પાદન માં વિશ્વ માં ભારત

ઘઉ ના ઉત્પાદન માટે પણ જાણીતું છે હવે વાત કરીએ ઘઉ ની તો ભારત ના એક તૃત્તાસ ભૂમિ પર ઘઉ ની ખેતી કરવામાં આવે છે ઘઉ

સો સેમી થી વધુ વરસાદ વાળા વિસ્તાર માં ઘઉ નું વાવેતર થતું નથી પંજાબ માં નહેરો ના પાણી ન લીધે ઘઉ નું વિપુલ પાક થાય છે એટલે જ પંજાબ ને ઘઉ ને ઘઉ નો કોથળ કેહવવામાં આવે છે અમદવાદ માં ઘઉ નું સૌથી વધુ ઉત્પાદન થાય છે જ્યારે મહેસાણા બીજા ક્રમે આવે છે ભાવનગર અને અમદાવાદ જિલ્લા માં આવેલો વિસ્તાર ભાલીયા ઘઉ માટે જાણીતું છે જ્યારે સફેદ કટન ગણાતા છાસીયા ઘઉ ગુજરાત ના અન્ય વિસ્તારો માં થાય છે હવે ઘઉ ની પ્રખ્યાત જતો ની વાત કરું તો ગુજરાત માં કલ્યાણ સોના સોનાલિકા અરણેજ છ સો ચોવીસ વગેરે તેની જાતો છે ગુજરાત દેશા માં ઘઉ વાવેતર નો દ્રષ્ટિએ તેમજ ઉત્પાદન ની દ્રષ્ટિએ સતમું ક્રમ ધરાવે છે જો જામફળ ની વાત કરું તો ગુજરાત માં જામફળ ની ખેતી અમદાવાદ ભાવનગર બોટાદ વડોદરા ખેડા અને મેહસાણા જિલ્લા માં થાય છે અમદાવાદ નું ધોળકા જામફળ માટે જાણીતું છે જામફળ ની ખેતી માં અમદાવાદ જિલ્લા પછી બીજા ક્રમે ભાવનગર જિલ્લા અને ત્યાર બાદ બોટાદ જિલ્લો આવે છે હવે આગળ વધીએ અને વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડા જિલ્લામાં ખેડા અને ડાંગર નું ઉત્પાદન સારા પ્રમાણ માં થાય છે આ ઉપરાંત ખેડા અને આનંદ માં ફેલાયેલા ચરોતર પ્રદેશમાં તમાકુ ની ખેતી સારા પ્રમાણ માં થાય છે હવે ડાંગર એટલે કે ચોખા ની વાત કરું તો ડાંગર માં પાક લેવા માટે વરસાદ વાળો વિસ્તાર જરૂરી છે ડાંગર ને કાંપ વાળી ફળદ્રુપ જમીન માફક આવે છે ડાંગરના છોડમાંથી અનેક આડ પેદાશો મળે છે જેમા side pack oil ફોતળી અને ફોરડ જેવી મુખ્ય આડ

જેનો ખરીદ તેલના ઉદ્યાગ માં ઉધ્યક તરીકે ઉપયોગ થાય છે ડાંગર ના આ પેદાશ માં ફરાર મળી આવે છે જેનો ઉપયોગ શેમ્પૂ કાગળ નો માવો વગેરે વગેરે જેવી વસ્તુ બનવા થાય છે વિશ્વ માં ઘણા દેશો ડાંગર નો દારૂ બનવા ઉપયોગ કરે છે હવે જો કેળાં ની વાત કરું તો કેળાં ના ઉત્પાદન ના કારણે ભારત ને બનાના county પણ કહેવામાં આવે છે જ્યારે ગુજરાત કેળાં ના ઉત્પાદન માં વિશ્વ માં તેરમા ક્રમે છે સામન્ય રીતે જ્યાં નહેરો અને કૂવા નું પાણી મળી આવતું હોય તે વિસ્તાર માં કેળાં